આ દ્રશ્યમાં આપણે જોઈ શકીએ છીએ કે આ વિભાગમાં આખું ગોડાઉન ટરીકે ઉપયોગ કરવામાં આવે છે.

જ્યાં કુદરતનું વ્હેનને સાચવવા માટે એક સ્ટ્રક્ચર બનાવામાં આવેલું છે અને પાણી એમની વેહ માંથી જાય છે એ --

દ્રશ્યમાં આપણે જોઈ શકીએ છીએ કે રસ્તાની સામેની બાજુમાં એક કંપની જેવી દેખાઈ રહી છે.

ત્યાં એક નાનો અમથો અંદર એક લાલ કલર ના ડિઝાઈન માં સ્ટેજ બનાવવામાં આવેલું છે જેમાં અંદર ગણપતિ પપ્પાનું સ્થાપના કરવામાં આવેલી છે.

ફૂલો અને લાઇટિંગ ના પટ્ટા અને એના લીધે આ દ્રશ્ય ખુબ સરસ મજાનું દેખાઈ રહ્યું છે.

એમાં બી_એસ_એન_એલ ની એક ઑફિસ છે અને ત્યાંથી એક પસાર થઈ રેલી એક વ્હાઈટ કલર ની ગાડી આપણને દેખાય રહી છે.

ને સામેની બાજુ એક થાંભલા ઉપર એક બિલબોર્ડ દેખાય રહ્યું છે જે પોતાની બ્રાન્ડ નુ દ્રશ્ય શો કરી રહી છે.

જે દુકાનમાં પોતાનો સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ સુધી લેઈ જવા માટેની એક વ્યવસ્થા કરવામાં આવી છે.

આ દ્રશ્યમાં આપણે જઈ શકે છે કે બધી ગાડીઓ લાઈનસર મુકવામાં આવેલી છે.

ત્યાં આપણને સ્વીટ ના માટે ચોકલેટ્સ અને સામેની બાજુ આપણને સેવ પણ દેખાય રહી છે.

તેમનો બિલબોર્ડ એમની ભાષામાં લખવામાં આવી રહ્યું છે એડ્રેસ સામેની બાજુ છે.

જ્યાં તેમની મનપસંદના ફ્લેવર અને કલર વાલી કેક દેખાઈ રહી છે.

દ્રશ્યમાં આપણે જોઈ શકીએ છીએ કે લીલાછમ વૃક્ષોના લીધે આ ખુબ સરસ મજાનો ઇન્વાયમેન્ટ બની રહ્યું છે.